પર્લમાં બ્લોક્સ બ્લોક્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે પર્લમાં ઉપલબ્ધ વિવિધ બ્લોક્સ વિશે શીખીશું
હું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5142 વાપરી રહ્યી છું
સાથે જ હું ગેડિટ ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ
તમે તમારા પસંદ મુજબ કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો
પૂર્વજરૂરી વસ્તુ તરીકે તમને પર્લમાનાં વેરીએબલો અને કમેંટોનું પ્રાથમિક જ્ઞાન હોવું આવશ્યક છે
પર્લમાનાં ડેટા સ્ટ્રકચરનું જ્ઞાન હોવું વધુ લાભદાયક રહેશે
સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો
પર્લ 5 વિશેષ બ્લોકો પ્રદાન કરે છે
આ બ્લોકો પર્લ પ્રોગ્રામનાં વિવિધ તબક્કે એક્ઝીક્યુટ થાય છે
આ બ્લોકો આપેલ પ્રમાણે છે બેગિન બીગીન એન્ડ એન્ડ યુનિચેક યુનિટચેક ચેક ચેક ઇનિટ આઈનીટ ચાલો બેગિન બ્લોકને સમજવાથી શરૂઆત કરીએ
બેગિન બ્લોક કમ્પાઈલેશન કરતી વેળાએ એક્ઝીક્યુટ થાય છે
આમ કમ્પાઈલેશન દરમ્યાન આ બ્લોકમાં લખેલ કોઈપણ કોડ સૌ પહેલા એક્ઝીક્યુટ થાય છે
પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક બેગિન બ્લોકો ધરાવી શકીએ છીએ
આ બ્લોકો તેને જાહેર કરેલ ક્રમ પ્રમાણે એક્ઝીક્યુટ થશે
એટલે કે પ્રથમ વ્યાખ્યિત થયેલ પ્રથમ એક્ઝીક્યુટ થશે આ પદ્ધતિ પ્રમાણે
બેગિન બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે
કેપિટલ અક્ષરોમાં બેગિન સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો
કમ્પાઈલેશન દરમ્યાન એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ Enter દબાવો
છગડીયો કૌંસ બંધ હવે ચાલો બેગિન બ્લોકોનાં ઉદાહરણ જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ બિગિનબ્લોક ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ એમ્પરસેન્ડ અને Enter દબાવો
આનાથી ગેડિટ માં બિગિનબ્લોક ડોટ પીએલ ફાઈલ ખુલશે
સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો
મેં સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે ચાલો તે જોઈએ
અહીં આપણે બેગિન બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યા છે
એજ પ્રમાણે મેં પ્રત્યેક બેગિન બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે
બેગિન બ્લોક પછી મેં અર્ધવિરામ આપ્યું નથી તેની નોંધ લો
અર્ધવિરામ મુકવાથી પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરતી વખતે સિન્ટેક્સ એરર મળશે
હવે ફાઈલ સંગ્રહવા માટે Ctrls દબાવો
ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ બિગિનબ્લોક ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે
નોંધ લો કે પહેલા બેગિન બ્લોક અંતર્ગત લખેલ લાઈન પહેલા પ્રીંટ થાય છે અને સ્ક્રીપ્ટમાનું પહેલું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં બેગિન બ્લોક સ્ટેટમેંટો પછીથી પ્રીંટ થાય છે
બેગિન બ્લોકો તેમને જાહેર કરેલા ક્રમાનુસાર એક્ઝીક્યુટ થાય છે
આ ઉદાહરણ દ્વારા આ સ્પષ્ટ થાય છે કે બેગિન બ્લોક અંતર્ગત લખેલ કોડ પહેલા એક્ઝીક્યુટ થાય છે
આ પર્લ સ્ક્રીપ્ટમાનાં બેગિન બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી
બેગિન બ્લોક હંમેશા ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે
જેથી આ બ્લોકનો એક ઉપયોગ વાસ્તવિક એક્ઝીક્યુશન ચાલુ થાય એ પહેલા પર્લ સ્ક્રીપ્ટમાં ફાઈલોને સમાવિષ્ટ કરવું છે
હવે ચાલો એન્ડ બ્લોક સમજીએ
એન્ડ બ્લોક પર્લ પ્રોગ્રામનાં અંતમાં એક્ઝીક્યુટ થાય છે
પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવાનું બંધ કરે પછીથી આ બ્લોક અંતર્ગત લખેલ કોડ એક્ઝીક્યુટ થાય છે
પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક એન્ડ બ્લોકો ધરાવી શકીએ છીએ
આ બ્લોકો જાહેર કરાયાનાં ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થશે
એટલે કે છેલ્લું વ્યાખ્યિત પહેલા એક્ઝીક્યુટ થશે એ પદ્ધતિમાં
એન્ડ બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે કેપિટલ અક્ષરમાં એન્ડ ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો
પર્લ સ્ક્રીપ્ટની અંતમાં એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ Enter દબાવો
બંધ છગડીયો કૌંસ હવે ચાલો એન્ડ બ્લોકનાં ઉદાહરણો જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો
ગેડિટ એન્ડબ્લોક ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ એમ્પરસેન્ડ અને Enter દબાવો
આનાથી ગેડિટ માં એન્ડબ્લોક ડોટ પીએલ ફાઈલ ખુલશે
સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો
ચાલો જોઈએ કે મેં આ સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે
અહીં આપણે એન્ડ બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટો લખેલા છે
તેમજ આપણે પ્રત્યેક એન્ડ બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે
કૃપા કરી નોંધ લો મેં એન્ડ બ્લોક પછી અર્ધવિરામ આપ્યું નથી
જો આપણે અર્ધવિરામ આપીએ છીએ તો કમ્પાઈલ કરતી વેળાએ સિન્ટેક્સ એરર મળશે
હવે ફાઈલ સંગ્રહવા માટે Ctrls દબાવો
ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ એન્ડબ્લોક ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે
નોંધ લો એન્ડ બ્લોક અંતર્ગત લખેલ લાઈન છેલ્લે પ્રીંટ થાય છે
સ્ક્રીપ્ટમાંનું છેલ્લું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં એન્ડ બ્લોક સ્ટેટમેંટની પહેલા પ્રીંટ થાય છે અને એન્ડ બ્લોક આ તેને જાહેર કરાયેલ ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે
ઉદાહરણ દ્વારા આ સ્પષ્ટ થાય છે કે એન્ડ બ્લોક અંતર્ગત લખેલ કોડ અંતમાં એક્ઝીક્યુટ થાય છે
આ પર્લ સ્ક્રીપ્ટમાનાં એન્ડ બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી અને એન્ડ બ્લોક લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે
આમ એન્ડ બ્લોકનો એક ઉપયોગ પ્રોગ્રામથી બહાર નીકળતા પહેલા તેમાં બનેલ ઓબ્જેક્ટોને નષ્ટ કરવું છે
એજ પ્રમાણે પર્લ યુનિચેક ચેક અને ઇનિટ બ્લોકો ધરાવે છે
આ બ્લોકો ડેવલોપરો દ્વારા ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે અને સમજવા સેજ મુશ્કેલ છે
તેથી હું આ બ્લોકો વિશે સંક્ષેપમાં બતાવીશ
યુનિચેક ચેક અને ઇનિટ બ્લોકોનો ઉપયોગ મુખ્ય પ્રોગ્રામનાં કમ્પાઈલ થવા પર અને એક્ઝીક્યુટ કરવા પૂર્વે લાગનાર અમુક બાબતોને પૂર્ણ કરવા માટે થાય છે અને કમ્પાઈલ કર્યા પછી અને એક્ઝીક્યુટ કરવા પહેલા અમુક વસ્તુઓ તપાસવા કે ઈનીશલાઈઝ પ્રક્રિયા માટે થાય છે
યુનિચેક અને ચેક બ્લોકો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિમાં રન થાય છે જ્યારે કે ઇનિટ બ્લોક ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિમાં રન થાય છે
યુનિચેક બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે
કેપિટલ અક્ષરમાં યુનિચેક સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો
એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ Enter દબાવો
બંધ છગડીયો કૌંસ
ચેક બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે
કેપિટલ અક્ષરમાં ચેક સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો
એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ Enter દબાવો
બંધ છગડીયો કૌંસ ઇનિટ બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે કેપિટલ અક્ષરમાં ઇનિટ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો
ઈનીશલાઈઝ માટે જોઈતો કોડ Enter દબાવો
બંધ છગડીયો કૌંસ સારી સમજુતી માટે હું આગ્રહ કરું છું કે તમે તમારી પર્લ સ્ક્રીપ્ટોમાં આ બ્લોકો દ્વારા અમુક પ્રયોગો કરી જુઓ
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા બેગિન અને એન્ડ બ્લોકો વિશે વિગતવાર માહીતી તથા સેમ્પલ પ્રોગ્રામ વાપરીને યુનિચેક ચેક અને ઇનિટ બ્લોકો વિશે જાણી લીધું
તમારી માટે અહીં એક એસાઈનમેંટ છે પર્લ સ્ક્રીપ્ટમાં નીચે આપેલ કોડ ટાઈપ કરો સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીને આઉટપુટનું અવલોકન કરો
નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
httpspoken tutorialorgNMEICT Intro આશા રાખું છું કે તમે આ પર્લ ટ્યુટોરીયલની મજા માણી હશે
આઇઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર